એક બ્રીજ છે એની આજુબાજુ સરસ વિશાળ દરિયો દેખાય છે એનું પાણી બ્લુ કલર નું છે ત્યાંથી આસમાન બી બ્લુ કલર નું દેખાય છે.

સ સીન સીનેરી સારુ છે એમાં પાણી જે છે એ આસમાની કલર નુ દેખાય છે.

એટલે જાણે એમ લાગે છે કે આ ગવર્મેન્ટ નું કોઈ બિલ્ડીંગ હસે કે ગવર્મેન્ટ નું કોઈ કાર્યાલય હોઈ શ--

એમાં શોપિંગ મોલ જ છે જેમાં બધી બ્રાન્ડેડ વસ્તુ કે અન બ્રાન્ડેડ વસ્તુ બધી જે સેલ થતી હોય.

એ જોઈને એવું લાગે છે કે જાણે કોઈ જગ્યાએ અ ગણપતિ હોય કે કંઈ એ હોય અને શો ચાલતો હોય એ રીતનું વર્ણન લાગે છે.

શોપ ની બધી ત્રણ ચાર શોપ ના હોર્ડિંગ્સ લગાઇલા છે બાર કુલર પડ્યું છે અને વાતાવરણ કેવું લાગે છે જેમકે રાત પડ્યું હોય બાર આસોપાલવનું ઝાડ એવું સારું દેખાય છે.

એ પણ સારી લાગે છે જે બારી છે એમાં ટટીની જે પરદો લગાયો છે.

આ એક સાર્વજનિક રોડ છે ત્યાં ગવર્મેન્ટ નુ એક બોર્ડ મારેલું છે જે બસ સ્ટેન્ડ હોય એવું લાગે છે બ્લુ કલર નું બોર્ડ છે ત્યાં બ્લોક નાખેલા છે શાંત રોડ છે.

જેમકે મંદિર બિલ્ડિંગ માંથી લોકો મંદિરની નજીક છે તો દર્શન કરવા આવી શકે.

ને આજુ-બાજુના દ્રશ્યો બી એ રીતના લાગે છે કે જે જેમકે કોઈ મેળો એન્જોય કરવા આયા હોય ફિમેલે જે સાડી પહેરી છે એ બોજ સરસ છે.

અ જેમકે ઘર એકદમ સરસ છે ત્યાં ઘરના આંગણામાં એક સરસ ઝાડ છે.

અને જે એની દીવાલો લ પર રેડ કલર નુ લગાઇલુ છે રેડ કલર ના સિમ્બોલ થી બધુ સંગારેલું છે એ વધારે સારુ છે.

ટાઈલ્સ છે એ પણ સારી છે એની ટાઇલ્સ ઉપર જે ડિઝાઇન કરેલી છે એના લીધે એ વધારે સારું લાગે--

અને મંદિર દૂરથી પણ સારું નાનું છે પણ સારું એવું લાગે છે.

જેમકે બધી બ્રાન્ડ ના સાબુ પડેલા છે મ્-મચ્છરનું પડેલું છે.

અને એમા ગાર્ડન સ્પેસ જેવુ બતાયુ સે જ્યાં ગાડીઓ પાર્ક થયેલી છે નાના છોકરાની એક સાઇકલ બી પાર્ક થયેલી છે.